ઉપર લોખંડના સળિયા નાખેલા છે અને બાજુમાં બી લોખંડના સળિયા નાખેલા છે વચ્ચે આડું લાકડું છે.

ડ્રેસ લગાઇલા છે કાળા કલર નો ડ્રેસ છે બ્લુ અને રેડ પટ્ટામા સાડી છે વ્હાઇટ કલર ની.

આ ચિત્રમાં જીમ નું મશીન દેખાય રહ્યુ છે એની બાજુમાં કઈક ઓરેન્જ કલર જેવુ દેખાય રહ્યુ છે ઉપર સ્ટીલ નું છે બાજુમાં વ્હાઇટ કલર નું--

ત્યાં સામે મસ્ત ઝાડવા છે દીવાલોમાં પીચ કલર કરેલો છે આ બાજુ બધા અલગ અલગ કલર ના પરદા નાખેલા છે નીચે કોફી કલર ની સિટિંગ છે પગલૂછણ્યું છે.

નાખેલા છે અને બ્લુ કલર નો શેડ દેખાય છે ચાર પાંચ છોકરાઓ બેઠા છે એમાથી એક છોકરાએ બ્લેક કલર નુ ટ્રેક અને બ્લેક કલર ની ટીશર્ટ પેહરી છે.

અને એમના ગળામાં કઇક બ્લુ કલર જેવુ દેખાય રહ્યુ છે એ ભઈ ફોટો પડાવે છે અને કઇક પહાડો જેવુ કઇક દેખાય રહ્યુ છે અને બાજુમાં થોડી થોડી ગ્રીનરી જેવુ--

એની અંદર મસ્ત મજાની ખુરસીઓ છે એની ઉપર પીચ કલર કરેલો--

અને ગ્રીન કલર નો કલર છે ઉપર ફેન નાખેલો છે જાંબલી કલર જેવો પરદો છે ને ભઈ ઉભા છે.

બે કપલ ઉભા છે એમને પીળા કલર જેવું પેન્ટ અને જેકેટ પેહેર્યું છે રેડ કલર નું પેહેર્યું છે બે જાણા સામે જોવે છે એની દૂર દુર સુધી--

આ ચિત્રમાં મસ્ત સરસ મજાનું હિલ સ્ટેશન જેવું દેખાય રહ્યું છે મોટો ઊંચો પથ્થર છે એની ઉપર એક ભાઈ બેઠેલો છે.

એ લગભગ ફોટો પડાવી રહ્યા છે અને એમની બાજુમાં એક ટેપ પડી છે બ્લેક કલર ની બ્લેક કલર નુ પેન્ટ છે રેડ કલર ની ટીશર્ટ પેરી છે એક પગ ઊંચો કરીને બેઠા છે.

કડિયાની નીચે જોઈએ તો બ્લુ કલર નું કઈક લાગેલુ છે અને અહિયા--

વ્હાઇટ કલર ની દીવાલ જોડે જે કુંડુ પડ્યુ છે એની બાજુમાં સ્ટેન્ડ છે એની ઉપર કઈક રેડ કલર નુ લાગેલુ છે એની ઉપર કઈક લખેલુ છે એની બાજુમાં એક ફોટો છે.

વ્હાઇટ કલર દેખાય છે ફ્લેટ જેવુ દેખાય રહ્યુ છે એની બાજુમાં જઇને જોઈએ તો કઈક રેતી છે ઢગલો પડેલા છે.

બે ડ્રોવર છે સિલ્વર કલર નું કંઈક પડ્યું છે એની ઉપર હેલ્મેટ પડ્યું છે એની બાજુમાં--

સામેની સાઈડ ભઈ જ જીમ કરી રહ્યા છે એક ભઈ બીજા વર્કઆઉટ કરી રહ્યા છે એમને ટ્રેક પહેરો છે બ્લેક શૂઝ પહેર્યા છે બ્લેક ટીશર્ટ પેહરી છે હાથમાં વોચ પેરી છે.

એની ઉપર ફ્લટો છે ફ્લેટ ની બાર એ_સી લાગેલા છે બધી જાડીયો લાગેલી છે બ્લેક કલર ના વાયર જેવું લાગેલું છે.